કરતાં શીખવવું એ આપની સૂચનાં સાથે હું સંમત છું. એટલુ જ નહીં પણ એનું આગ્રહપૂર્વક સમર્થન પણ કરું છું. આ ક્રાંતિકારક સૂચનાં છે, એમાં શોખ નથી પણ હું એમાં સૌં એ સૌં ટકા સંમત છું. નીતિ, સંસ્કાર અને આર્થિક લાભની દ્રષ્ટિએ એની કિંમત જો કિંમત રાષ્ટ્રને માટે ફાલવિનાની છે. એથી શરીરશ્રમ નું ગૌરવ સમજાવશે એટલુ જ નહીં પણ સ્વાસ્ત્રયાની ની ભાવના કેળવાશે અને જીવનમાં સર્જનનું યોગ્ય સ્થાન શું છે? એની બરાબર સમજ આવશે. બુદ્ધિ, શરીર, નીતિ અને ઉધોગ એ બાબતમાં બાળકોની જરૂરિયાતો પૂરી પાડવી ને તેની શક્તિ વિકસાવવી એ આપણો દ્ધેય હોવો જોઇયે. ઉધોગનાં શિક્ષણમાં બાળકને ઉત્પાદનની બધી ક્રિયાનાં સામાન્ય સિદ્ધાંતો શીખવાશે અને તેની સાથે બાળક કે જુવાનને સર્વ ઉધોગનાં સાદામાં સાદા ઓજારો વાપરવાનો વ્યવહારું શિક્ષણ મળશે. આપણો આદર્શ એ હોવો જોઇયે કે ઉછ્ડતી પેઢીને ભણતરની ભણતરની સાથે જેમાં કઈક સર્જનની જરૂર હોય એવું કામ શીખવવામાં આવે. તેનો અર્થ એ છે કે સામાન્ય કેળવણીની સાથે શારીરિક કામને જોડવામાં આવે અને એનો દ્ધેય એ છે કે જેની સાથે શારીરિક કામનો મેળ સાધી શકાય એવી ઉધ્યોગની સર્વ શાખાઓનો સ્બધરણ ખ્યાલ બાળકને મળે. બૌધિક અને નૈતિક પ્રયાસની સાથે જોડેલાં જોડેલો શારીરિક શારીરિક શ્રમ અને, તેને આપની કેળવણીમાં પ્રથમ પ્રધાન પદ હોવું જોઇયે છે. આપડી પ્રાથમિક કેળવણીમાં પદ્ધતિમાં આપડે આટલી વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઇયે. જન્મભાષા છે, અંકગણિત, સમાજશાસ્ત્ર, ભૂગોડ, અને ઇતિહાસ, અંગમહેનતું, અને હુન્નર ઉધ્યોગ, કસરત, અને સંગીત અને હિંદુસ્તાની આ બધી કેળવણીનો કરવો જોઇયે અહી સવાલ એજ ઊભો થાય છે કે બાળક ની કેળવણીની બાળક ની કેળવણી શરૂઆત કયી ઉમરે થવી જોઇયે. પાંચ કે છ વર્ષની ઉમરે કેળવણી શરૂ થાય. તો એ ઉમર કઈક ઉપયોગી, ખાટઉધોગ શરૂઆત કરી શકાય ખરી? એ શીખવવામાં જ જે ખર્ચ થતું હોય તેનું શું? એ અક્ષરજ્ઞાનનાં પ્રચાર કરતાં સહેલું અને ઓછું ખરચાળ નહીં થાય. હું આઠ કે દસ વર્ષની ઉમરે હાથ ઉછેરીને હાથ અદ્ધરની શરૂઆત કરું કેમ કે, ઓજારો વાપરવામાં અને હાથની શક્તિ અને અને ધારણ, ધારણ જોઇયે જ. પણ પ્રાથમિક શિક્ષણ ની શરૂઆત તો ઓછામાં ઓછી પાંચ કે છ વર્ષની ઉંમરે થવી જોઇયે. હોય અને એ અલગ અલગ સપાટી ઉપર હોય તો એ type ના example પુછાય તો i hope so તમને આ રીતથી આવડશે બંનેમાં જે common અંક છે ત્યાંથી શરૂઆત કરવાની ઘડિયાળના દિશામાં ફરવાનું અને જે અંક મળે છે એ લખી દેવાનું

બે અંક જ્યારે common હોય પછી એ સપાટી same હોય કે અલગ અલગ સપાટી હોય બંનેની common જ રીત છે તો જ્યારે પણ બે અંક સમાન હોય પછી એ સમાન હોય કે અસમાન સપાટી ઉપર હોય તો એવા દાખલાની અંદર શું થશે એ હવે આપણે જોઈશું તો જ્યારે પણ બે પાસામાં બે અંકો સમાન હોય ત્યારે બાકીના અંકો એકબીજાની સામસામે હોય Okay એટલે કે simple વસ્તુ છે કે જ્યારે પાંચ અને છ છે અને અહીંયા પણ પાંચ અને છ છે તો અહીંયા જે વધેલા બે અંકો છે એટલે કે આની અંદર બે વધ્યો અને આની અંદર એક વધ્યો તો એ એકબીજાની સામે આવશે આ વસ્તુ proof થઈ જાય okay તો બોલ્યા વગર શું કરી દેવાનું જ્યારે પણ બે ડાયસ હોય અને એમાં બે અંકો common હોય તો જે વધેલો અંકો છે બંને પાસા માં એ એકબીજાની સામે હોય

એ જ રીતના છ ની સામે પણ કોઈ પણ અંક હોઈ શકે ત્રણ પણ હોઈ શકે અને ચાર પણ હોઈ શકે એટલે કે અહીંયા એ વસ્તુ proof ના થાય કે પાંચની સામે આ જ અંક હશે અને છ ની સામે આ જ અંક હશે ત્રણ પણ હોઈ શકે ચાર પણ હોઈ શકે એ જ રીતના છ ની સામે પણ ત્રણ પણ હોઈ શકે અને ચાર પણ હોઈ શકે ખાલી એટલી વસ્તુ proof થઈ જાય કે જે વધેલો અંક છે બે common અંક સિવાયનો જે વધેલા અંક છે એ એકબીજાની સામે હશે એ વસ્તુ અહીંયા proof થઈ જાય છે તો સાહેબ આવા example ની અંદર તમને આ type ના ડાઈસ આપેલ હોય અને તમને પૂછી લે કે ભાઈ પાંચની સામે કયો અંક આવશે તો તમારે શું કરવાનું? કંઈ વાંધો નહીં જ્યારે પણ આ type નું example આપેલ હશે ત્યારે બે પાસા નહીં આપેલા હોય ત્યારે ત્રણ પાસા આપેલા હશે okay હજુ એક ત્રીજો પાસો આપેલ હશે જે તમને જે વધુમાં વચ્ચે મતલબ કે જે common અંક છે એની સામેનું કોઈ પૂછ્યું હશે જેમ કે પાંચ ની સામે આ example ની અંદર સમજી લો તમને એમ પૂછે કે ભાઈ પાંચ ની સામે શું આવશે તો તમને ક્યારે પણ બે ડાઈસ ઉપરથી કહી શકો નહીં એના માટે એમને ત્રણ ડાયસ આપવા પડે તો જોવો example જોઈશું એટલે તમને idea આવી જશે example નંબર એક તો example નંબર એક ની અંદર જેમને જુઓ કે ત્રણ ડાયસ આપેલા છે એમાંથી તમે પહેલો અને બીજો ડાયસ તમે જુઓ તો પહેલા અને બીજા ડાયસ ની અંદર તમને બે અંકો common જોવા મળે છે જોવો તો એક અને ત્રણ અહીંયા પણ એક અને ત્રણ એ common છે તો આનાથી એટલી વસ્તુ તો proof થઈ ગઈ કે બે અને પાંચ એ એકબીજાની સામે હશે તો એ તો પહેલા લખી દેવાનું ભાઈ એક sorry બે અને પાંચ એ એ તો એકબીજાની સામે જ છે પેલા બે ડાયસ ઉપરથી જ ખબર પડી ગઈ હવે આપણે બીજો અને ત્રીજો ડાયસ જોવો એમાં કેટલા અંકો તમને common દેખાય છે તો એમાં તમે કદાચ જોશો કે ખાલી ને ખાલી એક જ અંક common છે ખાલી ને ત્રણ તો અહીંયા તમે પ્રકાર નંબર ત્રણ વાળી રીત કરી શકો છો okay કરી શકો. એવું નહીં કે નહીં અહીંયાથી જો બે ડાયસ પરથી જ તમને answer મળી જાય પરંતુ આપણે આ technic ભણીએ છીએ તો આપણે કંઈક બીજી રીત કરીશું તો હવે તમે પહેલો અને ત્રીજો ડાયસ જોવો પહેલો અને ત્રીજો ડાયસ જોવો તો એમાં પણ તમને બે અંકો common દેખાતા હશે કયા બે અને ત્રણ તો અહીંયા પણ તમને જોવા મળે છે બે અને ત્રણ તો વધેલા કયા બે તો એક અને ચાર છે તો એક અને ચાર છે એ પણ એકબીજાની શું છે સામે થઈ જશે okay એનાથી આ proof થાય છે હવે વધ્યું શું તો વધેલા બે અંકો એકબીજાની સામે હોય તો ત્રણ અને છ તો ત્રણ અને છ એ એકબીજાની સામે હશે તો બોલો હવે શું જોઈએ છે તો એમ પૂછે છે કે ભાઈ ત્રણની સામે શું હશે તો કંઈ નહીં ત્રણ ની સામે છ હશે okay ત્રણ ની સામે શું હશે ત્રણની સામે છ okay તો જ્યારે પણ તમને બે અંક common હોય એવા દાખલા પૂછાશે ત્યારે એની અંદર ત્રણ ડાયસ આપશે okay હવે સમજી લો તમને આ બે ડાઈસ આપેલા હોય okay અને આ બંનેની અંદર જોશો તો તમને ખાલી ને ખાલી એક અંક common છે કયો ત્રણ Okay તમે આગળ જે રીત કરી હતી ને પ્રકાર નંબર ત્રણમાં એ રીત sorry પ્રકાર નંબર બે માં તો એ રીતે અહીંયા કરી શકો છો તમને એ રીત અહીંયા અજમાઈ ને જોઈએ તો ચલો બીજા અને ત્રીજા ડાયસ ની અંદર ખાલી ત્રણ common છે તો અહીંયા થી ત્રણ આપણે લખીશું ઘડિયાળની દિશામાં કરીશું તો પાંચ એક ચલો પછી આપણે જોઇશું અહીંયા રીત ત્રણ ની જગ્યા ખાલી રાખીએ બે અને ચાર તો બે અને ચાર વધ્યું શું છો તો ત્રણ અને છ એ એકબીજાની સામે છે બે અને પાંચ એકબીજાની સામે છે ફરી એક અને ચાર એકબીજાની સામે છે બોલો હવે proof થઈ ગયું કે નહિ જવાબ તો એ જ આવીને જુઓ ત્રણની સામે છો તો અહીંયા પણ ત્રણની સામે છ બે ની સામે પાંચ તો બે ની સામે પાંચ અને એકની સામે ચાર તો એકની સામે ચાર એટલે કે કદાચ આ પાસો ન આપ્યો હોત ને તો પણ આ બે પાસાથી પાછળના બે પાસાથી પણ example solve થઈ જાય okay તો તમારે mind ની અંદર શું રાખવાનું તો mind ની અંદર એક વસ્તુ રાખવાની કે જ્યારે બે પાસા આપેલા હોય તો મારે એક જ અંક common જોઈએ જ્યારે બે પાસા હોય ને તો બસ ખાલી મને એક અંક common મળી ગયો ને તો દાખલાને પૂરો કરી નાખ્યું પરંત જ્યારે બે અંક common હોય તો મારે at list ત્રણ પાસા તો જોઈએ જોઈએ જોઈએ અને જોઈએ હા પરંતુ તમને આ ટાઈપ નો question પૂછ્યો હોય તો તમને આવા બે પાસા આપેલા હોય બે અંક common હોય પણ તમને એમ પૂછી લે કે ભાઈ બે ની સામે કયો અંક અંક આવે તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એક જ આવે તો એના પછી ત્રણ પાસાની જરૂર નથી clear ચાલો પછી છે આપણે બીજા નંબરનું example એમાં તમને એમ કીધું છે કે E ની સામે શું આવે હવે અહીંયા તમને ચાર ચાર પાસા આપેલા છે જુઓ તમને example ની અંદર ગુમરા કરવામાં આવશે okay ગુમરા એટલે ગુમરા એટલે શું તમને પાંચ ડાઈસ પણ આપી દે છે પણ તમે ખાલી બે સારા એવા ડાયસ મળી ગયા ને જેમાં ખાલી એક અંક common હોય તમારો દાખલો ત્યાંથી જ solve થઈ જાય બાકીના બે તો એમ નેમ ફાલતુ આપેલા હોય તમને આનો time waste કરવા માટે તો પાસામાં આ વસ્તુ ધ્યાન રાખજો તમને વધારાના પાસા ઢગલો આપી દીધા હશે કેમ કે અહીંયા તમે જુઓ કે E અંદર ચાર પાસા આપેલા હોય મળે કોઈપણ પાસાનો કોઈપણ example solve કરવો હોય ને ત maximum ત્રણ પાસા હોય ને એ enough છે maximum ત્રણ ચાર ની તો જરૂર એ નથી okay તો તમને વધારાના કહેવાય ને કે આપેલા હશે તો જુઓ મને ચાર આપેલા છે ને એમાંથી જુઓ મને ખાલી બે એવા ખાલી મલી જાય ને બે એવા પાસા જેમાં ખાલી એક અંક common હોય

ત્રીજા નંબરનો તો ત્રીજા નંબરની અંદર જોવો કે બીજો અને ત્રીજો તો બીજા અને ત્રીજા માં તમને એક જ અંક ના yes આમાં પણ બે છે okay તો અહીંયા પણ તમે જુઓ F અને C અહીંયા પણ છે F અને C તો વધ્યું શું તો વધ્યું એ A અને E તો તો એ એકબીજાની સામે લખી દીધા છે okay તો ચલો હવે જોઈએ છેલ્લા નંબરનો મતલબ કે છેલ્લો જે ડાયસ છે એની અંદર તો છેલ્લા ડાયસની અંદર તમને શું આપેલું છે D કે B અને E શું આપેલું છે DB અને E તો DBE છે અહીંયા પણ E છે okay અહીંયા પણ e છે અહીંયા પણ E છે અહીંયા છે DB ને અને અહીંયા છે FE મતલબ કે શું મતલબ કે અહીંયા બે પાસા છે અને બંને પાસા મા એક જ અંક common છે તો બોલો અહીંયા થી ખાલી આ બે પાસા થી જ solve થાય કે નહીં થઈ જાય એતીસ્ત થી થઈ જાય ચલો કરીએ તો અહીંયા આ બે પાસા છે તેમાં જુઓ E અને Eokay બંને શું છે તો બંને same સપાટી ઉપર છે તો same સપાટી પર હોય તો બાકીના બે એકબીજાની સામે થાય તો C અને D છે એ એકબીજાની સામે થઈ જશે અને F અને B છે એ એકબીજાની સામે થઈ જશે તો જુઓ તમારો દાખલો અહીંયાથી પણ solve થઈ જાય તો તમને એમ પૂછ્યું છે કે E સામે શું આવે તો E સામે A આવે Obviously પહેલા બે ખાલી થી okayE અન A નું reaction મળ્યું જ ગયું છે પણ મેં આખો જ કરાવ્યો okay તો E સામે શું આવશે તો એની સામે A હશે તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને વધારાના અહીંયા પાસા પણ આપેલા હશે તમારો time waste કરવા માટે તો તમારે time waste કરવાનો નથી ચ્યારે માંથી ગમે તે બે એવા પહેલા તો પકડી લેવાના જેમાંથી એક અંક common હોય જો તમને એવા બે ડાયસ મળી ગયા જેમાં એક અંક common હોય તો તમારો example છે એ આગળની રીતથી જ solve થઈ જાય જશે okay પછી તમારે બીજું જોવાની પણ જરૂર નથી ચલો ત્રીજા નંબરનું example જોઈએ લાલ રંગની સામે કયો રંગ આવે શું પૂછ્યું છે લાલ રંગની સામે કયો રંગ આવે ચલો પહેલા બે તમે જુઓ પહેલા બે જુઓ તો એમાં કેટલા રંગ તમને common દેખાય છે તો પહેલા બે ની અંદર તો ખાલી એક જ રંગ common છે જુવો લાલ Okay તો મને કહો કે ભાઈ ત્રીજા પાસાની જરૂર છે ત્રીજા પાસાની જરૂર જ નથી પહેલા બે માંથી જ solve થઈ જશે ચાલો solve કરી નાખીએ તો પહેલા બે થી જ solve કરી નાખીએ તો ચલો લાલ છે okay તો લાલ લખીશું ઘડિયાળની દિશામાં ફરો તો પછી શું આવે છે લીલો ઘડિયાળની દિશામાં ફરો છો તો પછી શું આવે છે ગુલાબી okay એના પછી અહીંયા લાલ છે લાલ ની જગ્યાએ અહીં છોડી દો પછી શું આવે છે વાદળી

પીળો colour નથી આવ્યો તો ચાલો આને આપણે થોડી વાર માટે બાજુમાં મૂકીએ છીએ કાળો તો કાળો colour આવે તો yes કાળો અને ગુલાબી એ એકબીજાની સામે છે okay કાળો ગુલાબી એ એકબીજાની સામે છે તો કાળો colour તો હોઈ શકે નહીં okay લાલની સામે મળી જ નથી શકવાનો ચલો એના પછી આવે છે વાદળી તો અહીંયા તમે જુઓ વાદળી અને લીલો એ એકબીજાની સામે છે તો ક્યારેય પણ વાદળી હોઈ શકે નહીં હવે વધ્યા પીળો અને સફેદ તો સાહેબ પીળો આવે કે સફેદ આવે કારણ કે પીળો પણ નથી આવ્યો આ છે એની અંદર અને સફેદ પણ નથી આવ્યો પરંતુ મને એટલી ખબર હોવી જોઈએ કે મારા ડાઈન ની અંદર કયો colour છે સફેદ colour છે કે નહીં તો તમને ત્રીજો ડાયસ જોશો ને તો ત્રીજા ડાયસની અંદર તમને પીળો colour જોવા મળશે એનો મતલબ એટલે કે મારો છઠ્ઠા નંબરનો જે colour છે એ પીળો છે સફેદ તો આ છમાંથી એક પણ સપાટી ની અંદર સફેદ હોઈ શકશે નહીં કારણ કે છો colour સાથે તમને અહીંયા પીળો colour જોવા મળે છે તો પીળો જ તમારો answer હશે સફેદ હોઈ શકે નહીં કારણ કે સફેદ તો તમને ક્યાંય દેખાતો નથી okay એકે બાજુ ની અંદર તો મારો right answer શું થઇ જશે પીળો is the right answer clear ચલો હવે આપણે ચોથા નંબરનું example એની સામે કયો અંક આવે તો સૌથી પહેલા પહેલા તો જુઓ પહેલા બે ની અંદર કેટલા અંક મને common દેખાય છે તો પહેલા બે ની અંદર મને અંક એક પણ i think common દેખાતો નથી હવે ABDCEF એક પણ અંક common નથી કાંઈ વાંધો નહીં ચલો તો બીજો અને ત્રીજો ડાયસ જોયો

સામસામે છે હવે તમે જુઓ પહેલો અને ત્રીજો okay પહેલો અને ત્રીજો જુઓ તો એની અંદર મને કેટલા અંક common દેખાય છે તો એની અંદર માત્ર ને માત્ર મને ખાલી એ જ common દેખાય છે ઓકે એ જ common દેખાય છે કોઈ નહીં આપણી જે એક પ્રકાર નંબર બે વાળી છે એ રીત કરો જો અહીંયા થી એ કરી રાખીએ તો અહીંયા થી સૌથી પહેલા આપણે અહીંયા થી start કરીશું એટલે તો AD અને D એના પછી અહીંયા A ની જગ્યા છોડી દઈશું પછી આવે છે C અને F વધ્યું શું તો E એટલે અહીંયા લખી દો I એકબીજાની સામસામે સામે આવી જશે

At the rate ની સામે શું હશે okay તમને શું પૂછ્યું છે ભાઈ at the rate ની સામે શું હશે સૌથી પહેલા હવે પહેલું અને બીજું પહેલા બીજા ની અંદર તમે જોશો કે તમને બે અંક common દેખાશે એક at the rate છે અને dollar sign છે તો અહીંયા પણ એક at the rate છે અને અને એક dollar sign છે બીજી જ વસ્તુ બીજું આપણે ચલાવીએ કે એ તો છે જ એના સિવાય તમને એક વસ્તુ દેખાતી હશે પહેલા અને ચોથામાં તો પહેલું sorry પહેલું અને ત્રીજું નો જોશો ને તો એની અંદર માત્ર ને માત્ર એક જ common છે કયો બોલ હેડ ખાલી તો આ બંનેની જરૂર છે મારે નથી okay આ બનાવીને તમને ગુમરા કરાવવામાં તમારું time waste કરાવવા આપેલા છે તેમાં પહેલું અને ત્રીજું છે એમાં માત્ર dollar sign છે એ common છે okay તો ત્યાંથી જ તમે દાખલો solve કરી શકો છો તો અહીંથી dollar sign પછી end પછી at the rate Doller sign ની જગ્યા છોડી દો sorry yes dollar sign ની જગ્યા છોડી દો પછી આવશે હેસ okay અને પછી આવશે exclusive mark તો હવે કયો વધ્યો. હવે કયો વધ્યો છે ચલો તો સૌથી પહેલા તમને શું પૂછ્યું છે at the rate ની સામે શું આવશે તો અહીંયાથી જ ખબર પડી જાય જુઓ at the rate ની સામે શું છે તો exclusive mark કે તે તમારો બે option સાચો છે okay ચાલો આને આપણે બીજી રીતે પણ કરીએ okay

તો અહિયાં પણ dollar sign અને at the rate છે તો end અને એફ એ એકબીજાની સામે હશે ઓકે એન્ડ અને એકબીજાની સામે હશે ચલો લખી લીધું એના પછી તમે જોયા હોય બીજો અને ત્રીજો okay તો બીજો અને ત્રીજો જોવા બીજા અને ત્રીજા ની અંદર ની પણ બે તમને common દેખાશે હેસ અને dollar sign તો એમાં તમે જુઓ at the rate અને exclusive mark એ જ વધે ને હવે યસ અને dollar આ common છે બંનેની અંદર તો at the rate અને exclusive mark એ એકબીજાની સામે આવશે તો અહીંયા થી પણ તમારો answer મળી ગયો exclusive mark okay તો આ સાથે આપણું પાસુ chapter અહીંયા પૂરું થાય છે જુઓ આ મેં જેટલું ચલાવ્યું એટલું ખાલી કરી નાખો તમારું પાસાની અંદર કશું જોવાની જરૂર નથી આંખો બંધ કરીને હવેથી તમને કોઈ પાસાનું example પૂછશે ગમે તેટલું hard કે કેમ ના હોય ગમે તેટલું hard કેમ ના હોય તમે આનો answer લાવશો લાવશો ને લાવશો જ

હા મેમ HDFC bank માંથી આપની સાથે સૌરભ રાજગુરુ વાત કરી રહ્યોં છું ઓક madam હું તમને કોઈ બી જો બેંક related માહિતી જોતી હશે તો હું તમને ચોક્કસ પણે માહિતી આપી શકીશ પણ જો madam આપ કોઈ inquiry માટે અથવા information માટે call કર્યો હશે બરોબર જે આપને કોઈ students છો અથવા કોઈ તમારે project related છે તો માફ કરશો madam તો તમારે આ માહિતી લેવા bank એ રૂબરૂ આવું પડશે અત્તયાથા જો તમે અમારા હોય અમારા bank માં account હોય તો હું તમને ચોક્કસ પણે phone પર માહિતી આપી શકીશ I am sorry, madam but મારે આવા calls ઘણા બધા આવે છે એટલે મેં તમને આવી રીતના વાત કરી. ઓકે વાંધો નહિ તમે ચોક્કસપણે જે માહિતી જોઈતી હોય એ લઇ શકો છો હું તમને બધી માહિતી સંતોષકારક રીતે આપી શકીશ ચોક્કસ madam હું તમને એ માહિતી પુરી રીતે locker સુવિધા ની આપી શકું પણ એ પેહલા હું તમારું પૂરું નામ જાણી શકું છું madam? okay madam અને આપનો account number સુ છે madam? કસો વાંધો નાઈ madam sixteen digit નો તમારે આખો નથી કહેવાનો ખાલી તમે મને પાછળ ના six digit કઈ દો તો બી હું આમાં સર્ચ કરી લઇસ

two one. Okay madam, સ્થનકથી અ હિતેશ ભાઈ પંડયા, હાં madam, આ છે અને four year થી madam તમે account ખોલાવેલું છે. ok madam two year તમે joint account હતું તમે minor નહોતા અને હવે તમે two year થી minor થઇ ગયા છો બરોબર mature નું certificate તમે આપ્યું હતું okay madam. હા તો madam હવે તમે મને જણાવી શકો છો હું તમને શું માહિતી આપું

હા ચોક્કસ હું તમને લોકર વિષે madam અત્યારે સૌથી digital સૌથી આધુનિક locker સુવિધા હોય કોઈપણ bank માં તો એ HDFC પાસે જે છે madam એ locker સુવિધા કોઈ પાસે નથી કારણકે આપડા locker made in japan, Japan Technology, ને follow કરીને બનેવાલા છે બરાબર અને આપડા લોકો માં તમને દરેક ને

હા madam ચોક્કસ તમે આ locker open કરવા શકો અને madam આ lockers ની અંદર તમે બેજ વ્યક્તિ ના નામ add કરી શકો એક જે locker ખોલાવે છે એનું અને એક એના સૌથી વધારે નજીક નું જે હોય relation. relation જેમકે blood relation madam most important છે. બરોબર. blood relation ને જ અમે ને priority આપી શકીયે છીએ બાકી નથી આપતા madam અમારી પાસે જે છે એ બે locker છે, એક mini locker છે અને એક એ largest locker છે

આની અંદર madam કોઈ digit નથી તમારે અંદર password નથી નાખવાનો નથી તમારે આની અંદર કોઈ speech આવતી કંઈજ નથી આવતું chip sir આપીશુ એ બે chip sir તમારે સાચવીને રાખવાના રહેશે બરોબર. એ chip sir થી જ તમે આ locker open કરી શકસો બાકી આ locker તૂટતું બી નથી

ના madam જે chip તમે લઈને આવો છો એ તમારે set કરવાની આવે છે જેની આગળ sensor હોય છે એની display કે એમાં તમારે side માંથી તમને stash આપેલો છે અહિયાંથી તમે chip અંદર નાખશો બરોબર અને press કરશો ને પછી તમારી locker ની સુવિધા અંદર scan થશે બરોબર એ scan થાય પછી જ તમારું locker ખુલશે ત્યાં સુધી locker ખુલશે નહિ madam એક વસ્તુ કહું કે mini locker છે કે large locker છે બંને ની અંદર તમે રાષ્ટ્રીય અધિકૃત કોઈ બી વસ્તુ છે એ રાખી શકો છો ગેરકાનૂની પ્રવૃત્તિ વાડી કોઈ પણ વસ્તુ તમે locker ની અંદર રાખી શકશો નહિ જેમાં હથિયાર બી છે, નશાયુક્ત પદાર્થો છે બરોબર આવી કોઈ પણ વસ્તુ છે એ તમે bank માં આ જે locker છે એમાં નહિ રાખી શકો. તમે important documents, gold, silver કે diamond આ બરોબર જ્વેલરી બધુજ તમે bank ની અંદર રાખી જો madam mini locker ની અંદર તમારે jewellary રાખવી હોય તો એ પછી જો diamond હોય એવું તમારે રાખવું હોય કે તો madam એની અંદર તમે સાત કે આઠ સેટ સુધી રાખી શકો છો બરોબર અને large locker છે એની અંદર તમે documents છે એની જે જગ્યા છે madam એ six by ની આવે છે જેમાં છે એ એની જે ફેન્સ છે અને long એ madam six છે તો એ તમે એટલું અંદર ઘણું બધું થી વધારે set પછી documents ના કાગળ A four થી ઉપર legel size હોય તો એ સીધે સીધું કાગળ તમે રાખી શકો છો એટલી ઊંડાઈ છે

તો એ files આખે આખી તમે અંદર મૂકી શકો છો અને તોબી તમારે space વધે એ સિવાય jewellary આ તે મૂકવું હોય રાખી શકો હા madam તમારે પેહલા તો એની જે process છે કે તમારે account તમારું છે એની passbook ની XEROX લઈને આવાનું હોય છે સાથે આધાર card ની XEROX લાવાની હોય છે form આપવા માં આવે છે apply form જેમાં તમારું પૂરું નામ, તમારું address, તમારો mobile number, તમારો gmail ID તમે જે bankbranch માંથી locker ખોલાવ માંગો છો એનો IFSC code એ branch ક્યાં છે એ, એ branch નું પૂરું નામ બરોબર એના પછી તમારે તમારી જે address, PIN code, city નું name, state નું name પછી country physical problem છે કે નાઈ એ અને gender આટલો માહિતી તમારે complete કરવાની બરોબર. પછી તમારે એક apply લખેલી હશે check in કરેલી કે હું આ bank ની અંદર આટલા વરસ થી અહીંથી મારુ account ચલાવી રહી છું અને હું અહીંની જે locker સુવિધા છે બરોબર છે એનો ઉપયોગ કરવા માટે બંધાયેલી છું અને મારા locker માંથી કયારેય પણ કોઈ પણ રીતે કઈ પણ

હા madam આ bank process જ થશે આની કોઈ બી process બારથી નહિ થાય, right, તમારે bank માં આવીને આ process કરવી પડશે બરોબર અને સાથે madam આનો જે mini locker છે એનો વાર્ષિક ચાર્જ એક વરશ નો ચાર્જ પાંચ હજાર રૂપિયા છે બરોબર અને તમે large locker રાખો તો એનો charge હજાર રૂપિયા છે હા madam તમે જયારે locker ખોલાવો છો ત્યારે તમારે જેટલા જો six months ખોલાવું હોય તો તમે એના half માં six months અને one year બેય madam તમને સુવિધા મળે છે જો છ મહિના તમારે ખોલાવું હોય તો એનો charge છે હજાર રૂપિયા mini locker નો અને જે large locker છે બરોબર એનો charge તમારે પીસ્તાલીસો રૂપિયા થશે હા madam જો તમે locker ખોલાવો તો most offly હું તમને એક વસ્તુ કહું એની chip ખોવાય નહિ એ ધ્યાન રાખજો કારણકે આ locker ની બીજી chip બનતી નથી એ madam આ જે locker છે ને એ લોખંડ ના નથી પોલાદ, જે તમે સાંભળ્યું હશે પોલાદ ધાતુ આવે છે એમાં ગમે એવું મારો ને એ તૂટે નહિ વળી જાય કે કટર થી કપાય નહિ આ એના બનેલા છે madam, આજ સુધી ક્યારેય bank ની અંદર locker સુવિધા આવી નથી HFDC બેંક first time આ સુવિધા લઈને આવી છે અને HFDC અત્યારે ના પંદરસો branches માં આ locker સુવિધા શરુ છે અને અમે તમને request કરીયે છીએ કે અમારી પાસે બહુ limited stock માં છે જો તમારે locker ખોલાવું હોય તો ઉતાવળ થી કે જલ્દી થી ખોલાવજો એના પછી અમે તમને એ સુવિધા નહિ આપી શકીયે જો year નું તમારે કરાવું હોય તો બરોબર, એક year માટે તો mini locker નું પાંચ હજાર છે અને large locker છે એનું આઠ હજાર છે but જો તમે six month માટે કરાવા માંગતા હોય

madam અહીંથી તમને ખબર છે bank process ક્યારેય પણ cash payment લેતી નથી તમે અમારા accounts માં તમારા accounts માં જમા કરી દો અને અમને કહો કે એમાંથી cut કરવાના છે તો અમે એની અંદર થી cut કરી લેશું અન્યથા તમે અમે અમારા bank accounts ની અંદર આ પૈસે છે એ જમા કરાવી શકો છો જે તમારા locker ના પોંચ પણ તમને એની સાથે મળી જશે હા એ cut થઇ જાય અથવા તમે અમારા bank ની જે અમારા bank નું account છે એમાં પણ તમે જમા કરાવી શકો નો madam sorry અમે check allowed ના કરી શકીયે કારણકે અમારા જે bank માં તમારું ખાતું છે તો તમે અમને check કઈ રીતે આપી શકો હા madam તમે જયારે process કરવા આવો ત્યારે અમારો employee તમને પૂછી લેશે કે તમે કઈ રીતે payment કરો છો તમે કેસો કે મારે account માંથી payment કરવું છે એટલે તરત જ તમારા account માંથી એ પૈસા યાંથી remove કરવમાં આવશે જેનો તમને confirmation mail આવી જશે અને તમને યાંથી પોંચ બી આપી દેવામાં આવશે હા madam અને બીજી વસ્તુ કે તમારું locker ની સાથે બીજાનું નામ જોડાવા માંગતા હોય તો એ વ્યક્તિ ને તમારે લઈને આવાનું રહેશે એનું આધાર card અને એનો એક બીજો પુરાવો identity જે એના ઘરનું હોય એ બંને ની XEROX લઈને આવાની રહેશે અને જમા કરાવાની રહેશે અને એ બે સિવાય કોઈ ત્રીજું person આવશે તો તમારા locker એને સ્પર્શ કરવા પણ નહિ મળે ભલે chip લઈને આવશે તો બી નઈ

Hello નિશા કેમ છે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 મારે બવ જ મજા સે શુ કરો છો અત્યારે જમ્યું હા અમે જમી લીધું છે તમે જમ્યા

હું આજે બારે ગયેલી ફરવા માટે થોડું કામ હતું એ પતાયું અને ઘરનું કામ કર્યું ને બસ આરામ કરું છું અત્યારે જો આપડે ગઈ કાલે જે વાત કરી હતી ને તું મને પુસ્તી હતી કે આપડે કેવી રીતે Introduce અથવા તો આપડી ઓળખાણ આપવી તારે હજીયે જાણવું છે હા જાણવું શે મારે તો સંભાળ સૌથી પેલા જયારે આપણે કોઈને ઓળખાણ આપતા હોય તો આપડે તો પોતાનું પૂરું નામ બોલવાનું દાખલા તરીકે હું કહું છું કે મારું નામ ભાવેશભાઈ ગોહિલ બરાબર

ખુબ સરસ પણ એના પછી જયારે બીજી કોઈ ઓળખાણ આપતા હોય ત્યારે તો ક્યાંથી છીએ અથવા તો આપણે ક્યાં રહીએ છીએ એ બાબત કેવાની હોય દાખલા તરીકે હું કવ તો હું કહું કે હું આણંદ રવ છું અથવા તો હું આણંદ થી જ છું તું ક્યાંથી છે હું અમદાવાદ થી છું અમદાવાદથી આપણે ગણી વાર આણંદ મોટું શહર થઇ જાય તો ગામ નું નામ પણ કેવું પડે અથવા તો જે એરિયા હોય એટલે કે જે વિસ્તાર જેને કહીએ એ વિસ્તાર નું મન પણ આપવું પડે આપડે દાખલા તરીકે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 હમ બરાબર ખુબ સરસ હું પણ ગયેલી છું ત્યાં એવું છે તો તો ક્યાં રહોછો અમદાવાદમાં હું અમદાવાદ મા રહું છું અને ત્યાં પણ એક નાનકડું બીજું ગામ છે ત્યાં

હા મુ અત્યારે MA મા Study કરું છું અને ઘરે પણ છું ઘર કામ પણ કરું છું એવું છે m. a એટલે અનુસ્તાનક વિભાગ મા છો હેને કયા વિષય સાથે કરો છો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 English વિષય સાથે મેં પણ મારું જે સ્નાતક અને અનુસ્નાતક બન્ને અગ્રેજી વિષય સાથે કર્યું છે મજા આવે નઈ અગ્રેજી વિષય મા હા ખુબજ મજા આવે કઈ મારી વસ્તુઓ જાણવા મલી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

મારે હજી પેલું Semester પતિ ગયું છે હજી છ એક મહીંના થી ચાલુ છે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

હા પરીક્ષા આવવાની પણ બાકી છે અને મારે તૈયારી કરવાની પણ બાકી છે ઓહ તૈયારી જલ્દી જલ્દી કરવી જોઈએ આપડે કારણ કે પરીક્ષા આવી જાય ખબર ના પડે પછી તો સારો Score પણ ના થાય સારા Marks ગુણ પણ ના આવે હા એનું ધ્યાન રાખીશ હવે ચાલુજ છે બધું તમારી College મા જ કોણ કોણ Teacher કોણ છે શિક્ષક છે હા મોટાભાગે ગણા બધા છે પણ એમાંથી હું બે ત્રણ ને સારી રીતે ઓળખું છે એમાં એક લાલાજિ ભાઈ કરીને છે એ અમારા સગામાં થઇ છે તો એમને સરસ નાટક પણ હમણા લખેલું અને લોકો સામે પ્રસુત કરેલું કઈ માટે

તેમેને અમને